હમ્મ હા બરાબર હા અમને તો ક્યારે લઇ ગયા તા આયથિન્ક હું ટેન્થ માં હતી ને ત્યારે અમને લઇ ગયા તા ટ્યૂશન માંથી લક્ષ્મી પેલેસ પણ છે ને ત્યાં હા પણ અમે તો નતા જોઈ શક્યા બોલો કેમ કે અમે ગયા ને ત્યારે સાંજે લેટ થઇ ગયું તું તો અંદર નતા જવા દેતા બંધ થઇ ગયું તું એટલે કેમકે કેમ એમાં કેવું થયું તું ખબર છે અમે લોકો મ્યુઝીયમ માં ફરતા તા ને તો મ્યુઝીયમ એટલું મોટું હતું ને તો બધા ફર ફર ને ફર ફર જ કરે

અલગ અલગ પોસીસ માં પછી કે આ સરો નથી આયો ચાલ ફરી થી પાડ તો એજ ને આપડે બીજું કામ શુ ફોટા પડવાના હસબન્ડ ફોટા પાડે હસબન્ડ ને ફોટો ગ્રાફર બનાઈ દેવાનો ફરવા જઇયે એટલે

હમ્મ પર્શ ને બર્શ બધું લટકાવે

આવું કરવાનું જીજુ ને કઈ હું તો અમે બધા જઈએ ને એટલે અમે લાલ દરવાજા જઈએ ને તો થોડી વાર હું પકડું પછી કરણ ને કવ લો ને પકડો ને હવે મને હાથ દુખે છે શરમ નથી આવતી એમ નેમ હાલો છો તો પછી એમને લઇ લે મારો જોડે થી બેગ પછી એવું છે હમ્મ બરાબર પછી જયારે બાઈક માં બેસવાનું આવે ત્યારે આવે મને એમ કે હવે તો પકડીશ ને કે બેગ્સ પકડી ને બાઈક ચલાવ મેં કીધું ના ના લાવો હવે હું પકડી લવ છું હા જબરા કાઈ બોલતા નથી એ તો થોડું થોડું હેરાન કરવું પડે હમ્મ એ તો તમને ખબર જ છે ને

કેટલી હા કેટલી પણ જેટલી વાર જોઈએ ને એટલી વાર કેટલી મજા આવે હા જોઈ છે કંચના વન ટુ થ્રી જોયેલી છે મેં હા બાકી જોરદાર એકશન બેકકશન બધું સરસ હોય હા અમુક અમુક જ સારા લાગે

હા મજા આવે બાકી કોમેડીમાં અક્ષયકુમાર ની મુવી માં તો

પણ અમુક મુવીસ એવી હોય ને આપડે જેટલી વાર જોઈએ ને તો આપણ ને બોરિંગ લાગેજ નઈ જેટલી વાર જોઈએ એટલી વાર વધારે જોવાની ઈચ્છા થાય હા પછી આપડે એમ કહીયે જો હવે આ છે ને આની પછી આ બોલશે એટલે પછી આપડે જોઈ લીધી હોય એટલે આપડે બોલીયે પછી સામે વાળા બિચારા એ ના જોઈ હોય એટલે એમ કે તે જોઈ છે મેં નથી જોઈ એટલે તુ ચૂપ ચાપ બેસ ને મારે જોવાદે મને બરાબર હું ટીવી બંધ કરી દવ છું તુ બોલ હું તને સાંભળું અમારે બી અમુકવાર એવુજ થાય છે

હમ્મ હમ્મ અમારે તો પછી હું બોલી લવ ને એટલે પછી હું એમ કાવ હું ભગવત ગીતા ભગવત ગીતા વાંચું છું તો તમે બોલતા નથીને મને જ એમ કે છે કે બોલ બોલ કરું હું કાઈ બોલવાનું મશીન છું પછી એમ કે હા બોલું ચુ ને તું બોલ હા પછી એમ કે તું બોલ્યા કર હું સાંભળ્યા કરું તો પછી અમુક વાર તો એવા ટોન માં બોલે કે ખબરજ ના પડે કે આમને ટોન માટે છે કે વખાણ કરે છે હા અને પછી આપડે એમ કહીયે ને કે ટોન માર્યો એવું લાગે તો પછી એમ કે લે હવે તો તને સારું બી ના કેવાય

હ બરાબર એમ કે પછી એમ કે હા પેલા ના જમાના માં બધા એ સાચુજ કીધું છે કે સ્ત્રી ઓ ને સમજવું ના મુમકીન છે જીજુ હે હમ્મ ઓહો

બરાબર તમે અહીંયા અક્ષરધામ ગયેલા છો જોરદાર બાકી નઈ તો

હા પેલા હું હમ્મ બરાબર હ પણ એ તો છેજ ને હવે આપડે ક્યાંય ફરવા જઇયે તો યાદગીરી માટે ફોટા તો પાડવાજ પડે ને હમ્મ સાચી વાત બરાબર કેટલું સરસ છે હમ્મ હા અને પછી નીચે ત્યાં ગુફાઓ ને એ બધું છે ને એ બી કેટલું સરસ છે કથા મૂવી ટાઈપ માં હા મેં જોયેલી છે હા હા એકદમ પણ કેટલો શું કેવાય એટલું લાંબુ બધું જોવાનું ને સાંભળવાનું ન બધું છે ને એટલે આખો દિવસ ત્યાંજ પતિ જાય હમ્મ તો હું ગઈ તી ક્યારે મારા માસી ને અમે લોકો ગયા તા ખાસ ટાઈમ પેલા ગયા તા

લાગે છે એવું કે હર સન્ડે આપડે અલગ અલગ પ્લાન બનાવો પડશે

હા ઉનાળામાં તો વોટરપાર્ક માં પાણી માં કોણ ના ગમે તો કેટલી મજા આવે બાકી પછી એમાં તરવાનું ફોટોસ પાડવાના સોંગસ વાગતા હોય લપસણી હોય

હા તો એક સન્ડે આપડે એ જઇયે અને એક સન્ડે અક્ષરધામ અને પછી વોટરપાર્ક

એક સન્ડે ઘરે રેવા દો નૈતેર મારા મમ્મી છે ને પછી મને મારવા આવશે પાછળ થી પછી એમ કે કે રોજ રોજ તો ઓફિસ ભાગી જાય છે એક રવિવાર મળે છે એમાં તો ઘરે રે

હ એજ ને હ હમણાં તો સોનુ આઈ તી વચ્ચે મળવા મળી તી

હા એટલે એને છે ને એની ફ્રેન્ડ નીચે ઉભી તી તો એ લોકો છે એની ઓફિસે માંથી બ્રેક લઇ ને આયા તા એની ઓફિસ તો આપડે અહીંયા નજીક જ છે ને પાછળજ તો પછી એલોકો ને લેટ થાય ને એટલે

આપડે ઓફિસે માં નઈ બધી જૂની છોકરીયો જતી રઇ તી અત્યારે પાછી ત્રણ ચાર આઈ છે તો આમ કેટલું સારું લાગે છે તો

જયારે હું સ્ટાટિન્ગ માં આઈ તી ને તો તમારી જોડે કેવું બધું શીખવા આવતી તી દીદી આને શુ કેવાય દીદી આને શુ કેવાય

એમ બી આપડે ગુજરાતી માં તો કેવાય છે ને જ્ઞાન જેટલું વધારે આપો એટલું જ તમારું વધે હમ્મ પણ અમુક લોકો ના એવા હોય તો રાખે મન માં કે ના હું આને કંઈક શીખવાડીશ તો મારા થી આગળ વધી જશે એટલે ના શીખવાડે હમ્મ એજ ને હું તો કવજ છુ ને શીખવા માટે જવું હોય તો દિપ્તી દીદી જોડે જવાનું

બધા એક જેવા ના હોય બરાબર છે

હમ્મ અને મમ્મી છે ઘરે બરાબર જઇઆવો જઇઆવો ગામડે અને હમ્મ બરાબર કેમ તમે નવ હા સાચી વાત આપડે એમ વિચારીયે આ સન્ડે તો આરામ કરવોજ છે તોકોઈ નું કોઈ ગેસ્ટ મેમાન આવે કાતો આપડે કોક ના ઘરે જવાનું થઇ જાય મેમાન બની ને

હા હવે હું ઓફિસ માં પછી આવાનીજ છું ને એમ પણ

હા ચોક્કસ એમ પણ એમને પણ બાર ફરવાનું તો બહુ ગમે છે તમને ખબરજ છે ને કૅફે માં ને બેફે માં જતાજ રેતા હોય છે ફ્રેન્ડ્સ જોડે તો એ બી ફરવાના શોખીન છે હું પણ ફરવાની શોખીન છુ

હા બધા એમજ કે છે

હા બધાય સારા છે સારું છે બધું એમ એટલેજ ને હા કેમ કે એમ બી મારે એક દિયર છે અને નણંદ તો છે ને એટલે હુંએજ ને

એવું છે મને તો હા કદાચ હું ભૂલી ગઈ હા તમે કીધું તું બરાબર હમ્મ મારા સાસુ બી ખબર છે ને હમણાં હું વચ્ચે ટિફિન નથી લાવ તી તો મને કેવું પૌઆ ખીચડી ને એવું બધું બનાઈ ને મોકલતા તા કરણ જોડે હા સાચી વાત છે નઈતર અમુક સાસુઓ તો કેવા હોય

અચ્છા હા એ રહ્યા છે એતો એ રયા ફાલ્ગુ ની લોકો છે જ ને એ લોકો ને બારે બેસાડયા તા પણ છે ને હમણાં થી ખબર નઈ કંઈક થયું છે તો એ લોકો ને અંદર બેસાડયા છે કે કંઈક નવી પ્રૉસેસ આવાની છે તો એ લોકો ને મારે બેસાડવાના છે

બોલો ચાલો ને ક્યાંક મુવ ભૂલ ભૂલભૂલૈયા ટુ જોવા જઇયે મેં નથી જોયું એટલે તો કવ છું કે ચલો આપડે જઇયે જોવા

ના આપડે કઈ મુવી છે એની કંઈક સારી મુવી છે એ હીરો નું મને નામ આવડે છે પણ યાદ નથી આવતું ના સાઉથ નો નથી આપડે બોલીવુડ નો હીરો છે હા કેમ કે પડ્યું ને તો મારી ફ્રેન્ડ્સ લોકો ફરવા ગયા છે તો મને પણ ઈચ્છા છે જવાની હા તો બાકી તમે પેલું આપડી ગુજરાતી મુવી છે છેલ્લો દિવસ એ જોયેલી છે કેટલી સરસ મુવી છે હસી હસી ને પેટમાં દુઃખી જાય હેને એમાં થી તો જયારે સ્ટાટિન્ગ માં પેલો વિકી સૂતો હોય અને એને જે ઉઠાડે

હા બાકી જોર એતો જોરદાર છે જો તારેજ મારી કોફી પીવી તી તો તે મારા માટે કોફી કેમ મંગાવી બિચારો નીકીલો હોય એતો કંટાળી ગયો હોય છે હેને તો આટલા ટાઈમ પછી એને મળવા મંગાવી મળવા બોલાઈ હોય અને પછી એમાં બિચારી આવું બધું બોલ બોલ કરે બિચારા ને તો કંટાળી ને પછી બ્રેકઅપજ કરે ને બીજું શુ કરે મારો વિષય છે ભારતની વિદેશનિતી ને ઘડનારા પરિબળો કોઈપણ દેશની વિદેશનિતી શુન્યાવકાશ માં સર્જન પામતી નથી વિદેશનીતિના ઘડ ઘડતર માં અનેક પ્રકારના આંતરિક તથા બાહ્ય પરિબળો મહત્વનો ભાગ ભજવે છે આમાંના કેટલાક પરિબળો સ્થાયી હોય છે અને કેટલાક પરિબળો બદલાતા રહે તા હોય છે વ્યવસ્થા રહેતા હોય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ સંજોગોમાં બદલાવ થતા વિદેશનીતિ ની નીતિ કયેક બાબત પણ બદલાતી હોય છે વિશ્વવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સત્તા સંતુલનમાં ફેરફાર થતા ભારતે પોતાની વિદેશ મિટિંગ માં પરિવર્તન કર્યું છે ઠંડા યુદ્ધ નો અંત આવતા વિશ્વવ્યવસ્થા એક ધ્રુવી બની અમેરિકા પોતાની રાષ્ટ્રીય તાકાત ના કારણે સમગ્ર વિશ્વમાં પ્રભાવશાળી બન્યું આથી ભારતે પોતાની મહત્વકાંક્ષા સાકાર કરવા અમેરિકા સાથે ના દ્વીપ પક્ષે સંબંધ વધુ સુબંધ કર્યા છે સાથ સાથ મહોત મહત્ત્વની વિશ્વસત્તાઓ એવા રસિયા ચીન જાપાન સાથેના સંબંધોને પણ વધુ મજબૂત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે રાષ્ટ્રના અંતરીસત્તા માળખા અને નેતૃત્વમાં પરિવર્તન થતાં નીતિવિષયક બાબતમાં પરિવર્તન થાય છે ભૌગોલિક પરિબળો ભારતનું ભૌગોલિક સ્થાન દક્ષિણ એશિયામાં ભારતનો ભૌગોલિક સ્થાન મહત્વનું છે વિશાળ ઉત્તખંડય પરિબળ ધરાવતા ભારત દેશની ઉત્તરે હિમાલય પર્વતમાળા દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમમાં અરબસાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર એમ ચો તરફથી તેની સરહદો કુદરતી સીમાઓથી અહંકળાયેલી અને રક્ષાયેલી છે ભારતનું વિશિષ્ટ ભૌગોલિ સ્થાન આશીર્વાદરૂપ તો ક્યારેક અભિષારૂપ પણ સાબિત થયું છે પર્વતીય અને દરિયાઈ સીમાઓ ને કારણે તેમજ એશિયાના અન્ય દેશોની સરખામણીએ પ્રમાણમાં સારી ભૌગોલિક ફળદ્રુપતા કારણે તે અનેક આક્રમણનો તેમ જ બ્રિટન નું ના સામ્રાજ્યવાદ નું ભોગ પણ બન્યું છે ભારતે ઉત્તરે હિમાલય અને દક્ષિણે દરિયાઈ સરહદ સુરક્ષા ક્ષેત્રે જોઈએ તેવી જાગૃતિ દાખવી ન હોવાથી તેના માથા પરિણામો પણ ભોગવવા પડ્યા છે વિસ્તાર ભૂપૃષ્ટની દ્રષ્ટિએ ભારત ઉચ્ચ પર્વતીય પ્રદેશ ઉચ્ચપ્રદેશ મેંદાનો ગાડ જંગલો રણપ્રદેશ એમ અનેક વિવિધતા ધરાવતો દેશ છે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત નો સાતમો ક્રમ છે ભારતનો વિસ્તાર બત્રીસહજાર સત્યાશી બસ્સો ત્રેસઠ વર્ગ કિલોમીટર છે તેને ઉત્તર દક્ષિ લંબાઇ ત્રણહજાર બસ્સોચૌદ કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ બેહજાર નવસો તેત્રીસ કિલોમીટર છે હિમાલય પર્વતમાળા દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ વચ્ચે ક્રાફ્ટ થી પથરાયેલા ઉત્તરના વિશાળ ફળ ફળદ્રુપ મેદાનો ભારતની સમૃદ્ધિમાં વધારો કરે છે ભારત આશરે સાતહજાર પાનસોસોળ કિલોમીટર દરિયાઈ સરહદ તથા પંદરહજાર બસ્સો કિલો મીટર જમીન સરહદ ધરાવે છે દરિયાઈ પડોશી દેશો ભારતના આર્થિક તથા સલામતી માટે ખૂબ જ મહત્વના હોવાથી તેમની સાથે સંબંધો સુધારવા સઘન પ્રયત્નો કરી રહ્યા છે વસ્તી

ખૂબ વધુ હતી વિશ્વની કુલ વસ્તીના છઠ્ઠા ભાગની વસ્તી ભારતીયોની છે ભારત આજે વિશ્વનો સૌથી યુવાન દેશ બન્યો છે કારણ કે ભારતની પાંસઠ ટકા વસ્તી પાંત્રીસ વર્ષથી નીચેની વહી ના યુવાનોની છે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશાળ હોવાથી મોટું બજાર પૂરું પાડે છે વિશ્વ ના વિકસિત દેશો પણ આ જ કારણે ભારત સાથે સંબંધ રાખવા અને જાળવવા તત્પર રહે છે ભારતની વિશાળ જન સંખ્યા ને વસ્તી વધારાની સમસ્યા તરીકે ગણવામાં આવે છે જોકે કુદરતી સંપત્તિ કરતા જનસંખ્યા નું પ્રમાણ વિશે હોવાથી જનશક શક્તિ તરીકે તે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના વિકાસમાં ફાળો આપી શકે તેમ છે કુદરતી સંસાધન અને આબોહવા કુદરતી સંપતિ રાષ્ટ્રીયતાકત નો આધાર છે વિપુલ માત્રામાં કુદરતી સ્તોત્રની ઉપલબ્ધિ દેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સહાયક બને છે પૂરતા પ્રમાણમાં કુદરતી સંપત્તિ પ્રાપ્ત ન હોય તો ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી કાચા માલ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે ભારતમાં કુદરતી સંપત્તિનો વિપુલ ભંડાર રહેલો છે ખનીજ સંપતિ ની બાબતમાં ભારત સમૃદ્ધ રાષ્ટ્ર છે લોખંડ કોલસો અબરખ વગર ઉત્પાદન અને નિકાસ નો આપણો દેશ વિશ્વ કક્ષાએ મોખાળાં નું સ્થાન ધરાવે છે ભારતમાં કાપના ફળદ્રુપ મેદાનો કાઢ જંગલો ખનીજ સંપતિ નદીઓ અને દરિયાઈ જળ સંપતિ પ્રચુલ માત્રામાં ઉપલબ્ધ છે ભારતની દક્ષિણે આવેલ વિશાળ મહાસાગરોમાં રહેલી ક્ષમતાઓને ઉજાગર કરીને દરિયાની અર્થતંત્રની વિકસાવીને સમૃદ્ધમાં વધારો કરવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે ભારત આજુબાજુના એશિયાય રાષ્ટ્ર કરતા ઠીક ઠીક પ્રમાણમાં સાનુકૂળ આબોહવા ધરાવે છે ભારતમાં ઉચ્ચ કટિબંધીય આબોહવા છે ભારતમાં આવેલ ફળદ્રુપ જમીન અને અનુકૂળ આબોહવા એ ભારતમાં દ્રષ્ટીકોણ ને આક્રમક કરતા દક્ષિણાત્મક બનાવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી મૂળભૂત જ્ઞાનના વ્યવહારિક ઉપયોગને ટેકનોલોજી કહેવામાં આવે છે પોતાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે માનવ સતત નવા જ્ઞાનની શોધમાં અને નવા શોધાયેલા જ્ઞાનનો વ્યવહારૂ ઉપયોગ કરવામાં સતત પ્રયત્નશીલ હોય છે આદિયુગ થી આનું આધુનિક યુગ સુધી જ્ઞાન ઉપાર્જન અને તેના ઉપયોગની પરંપરા નિરંતર ચાલતી રહી છે આધુ આધુનિક જ્ઞાન અને છેલ્લામાં છેલ્લા ઢબની ટેકનોલોજી વિશ્વસમાજ ઉપર પ્રભુત્વ જમાવવા અને આંતરરાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કરવા ભૌગોલિક પરિબળો કરતાં પણ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રની લશ્કરી અને આર્થિક તાકાત તરીકે ચાવીરૂપ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે અમેરિકાને છેલ્લામાં છેલ્લી ઢબની ટેકનોલોજી ધરાવવાને કારણે વિશ્વ રાજકારણમાં વર્ચસ્વ સ્થાપવામાં સફળતા મળી છે આજ રીતે જાપાન પણ ભૌગોલિક દ્રષ્ટિએ નાનું હોવા છતાં તેને ટેકનોલોજી ક્ષેત્ર સાધેલી અસાધરણ સીધી ને કારણે મહત્વની સત્તા તરીકે ઉભરી આવ્યું છે ભારતે આણ્વિક ઉર્જા સંવહન અને અવકાશ ક્ષેત્ર કરેલ સંશોધન અને વિકાસ એ રાષ્ટ્રીય તાકાતમાં વધારો કર્યો છે સ્વાતંત્ર પ્રાપ્તિ બાદ વડાપ્રધાન જવાહર જવાહરલાલ નહેરુ દ્વારા ભારતમાં વિજ્ઞાન અને ટેકનો ટેકનોલોજીના વિકાસને અગ્રિમતા આપવામાં આવી હતી નેહરુ ભૌમીભાભા જેવા વૈજ્ઞાનિકો ની મદદથી આવી ઉર્જા અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સર્વર પૃષ્ઠ પ્રગતિ કરવા લાંબા ગાળાની કાર્ય યોજના ઘડી હતી ઇન્દિરા ગાંધીએ ઓગણીસો ચુંમોતેર માં પોખરણ ખાતે અણુ પરીક્ષણ કરીને વિશ્વની ભારતની શક્તિ નો પરિચય કરાવ્યો ભારતના વડાપ્રધાન અટલવિહારી વાજપાઈ દ્વારા પણ ઓગણીસો અથાણું માં પોખરણ બે અણુ પરીક્ષણ દ્વારા ભારતની શક્તિ નું પુનરાવર્તન કરવામાં આવ્યું ભારતે અણુ ઉર્જા અવકાશ વિજ્ઞાન બાયોટેકનોલોજી માહિતી અને સહન ટેકનોલોજી વગેરે ક્ષેત્રે કરતાં નોંધપાત્ર પ્રદાન બદલ તેણે દક્ષિણેશ્વરમાં મહત્વની પ્રાદેશિક સત્તા તરીકે સ્થાન હસ્તલ કર્યું છે આર્થિક વિકાસ વિશ્વના રાજકારણમાં છેલ્લા બે ત્રણ દાયકા થી આર્થિક બાબતો કેન્દ્રગામી બની છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વેપાર પ્રભાવ પરિવર્તન તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે વિદેશનીતિને અસર કરતા પરિબળોમાં આર્થિક શક્તિ નું સમાવેશ થાય છે રાષ્ટ્ર માં કયા તબક્કાનો આર્થિક વિકાસ થયો છે તે મહત્વની બાબત છે આધુનિક અર્થતંત્રનો વિકાસ કરવા માટે રાષ્ટ્રો વચ્ચેનું પરસ્પર લંબન વધે છે ભારતે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ નોંધપાત્ર દિશામાં આર્થિક વિકાસ સાધ્યો છે

ખેતીની સાથો સાથ પશુપાલન વ્યવસાય પણ સારા પ્રમાણમાં વિકાસ પામ્યો છે શ્વેતક્રાંતિની સફળતાએ ભારતને વિશ્વમાં દૂધ ઉત્પાદક દેશ તરીકેનું મહત્વનું સ્થાન અપાવ્યું છે આભાર આજે હું તમને ગુજરાતી સાહિત્ય વિષે કહીસ ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાત માં વસતા અને ગુજરાતી મૂળ ના લોકો દ્વારા ગુજરાતી ભાષા માં રચવા મા આવેલું સાહિત્ય ગુજરાતી ભાષા નું ઈતિહાસ આ છે એકવીસ ને એક હજાર ની સાલ સુધી આપી સ્કાય છે ગુજરાતી પાછા સમગ્ર ભારત માં વિવેક બોલી માં બોલાતી અ ભાષા મા થી વિકાસ પામે તેની ખાસિયત એ છે કે સાહિત્ય ને તેમના રેચેતા શિવાય કોઈ પણ નો આશ્રય ના હતો તેમ છતાં ગુજરાત ના વાન્જીય અને વ્યાપાર ના વિકાસ ના કારને હિંદુ અને તેમજ જેન ઘર્મ નું પ્રભુત્વ હોવા ના કરને અને મહારાજ સિદ્ધ રાજ જાય શ્રી સાલ કે વંશી સોલંકી વંશ અને વાઘેલા રાજપૂતો જેવા સાચોકો દ્વારા સલામત સમાજ ની રચના અથવા ને કારણે અગ્યારની સદી માં સાહિત્ય નું સર્જન મોટા પ્રમાણ મા થયું કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારા મા આવી અને સમગ્ર ગુજરાતી પ્રજા માં સ્વીકીરતી પામ્યું તથા લોકપ્રિય બન્યું આ જ ક્રમે ગુજરાતી સાહિત્ય મા સર્જનો અને પ્રકારો ને લખતા સામાન્ય નિયમો ધરતા ગયા અને સર્જન થતું ગયું આજ ની તારીખ મા સાહિત્ય નો ગુજરાત વિધાન સભા ગુજરાતી સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદેમી ગુજરાતી સાહિત્ય પરિષદ જેવા સાહિત્ય સંસથાઓ દ્વારા પ્રથા પ્રસાર થાય છે કોઈ પણ સાહિત્ય ના પ્રસાર ને પ્રચાર માટે શાસકો ની નીતિ લોકો ને

સમય ગાળા નું અંતર હોય છે તેને ધ્યાન માં લેતા સાત સૌ ની આસ પાસ લોક બોલ્યો બ્ર્સ્ત થી પ્રાથમિક ગુજરાતી તરફ આવી હતી

બે વિશ્વની શ્રેણી માં વેચવા માં આવે છે જે છે ગધ્ય અને પધ્ય્જ જેમાં પ્ગ્યે નો એથી સાથે છત્તી સદી સુધી નો માનવા માં આવે છે અધ્ય ધાર્મિક માને ત્યાં અને સુખ્દ્દાઓ માટે નું મધ્ય કાલીન ભારત માં મહત્વ નું હતું તેના આધારે ગુજરાતી સાહિત્ય ની ઈતિહાસ મુખ્તેવે ત્રણ વિભાગ માં વેચાયેલ છે પ્રાચીન મ્ધ્યેકાલીન